આ દ્રશ્ય રાતના સમયનુ છે તેથી આ રેસ્ટોરન્ટ ને ખૂબજ સરસ રીતે લાઇટિંગ થી સજાવવામાં આવેલું છે.

કાર ની બાજુમાં ઘણા બધા મકાન છે ગુલાબી અને કેસરી કલર ના અને તેમની આસપાસ છોડ રોપેલા છે.

આ દ્રશ્યમાં ખૂણામાં એક ભૂરા કલર નું મકાન દેખાય છે જેમાં એક કથ્થઈ કલર નો દરવાજો છે.

ઓફિસ ની અંદર ઘણી બધી વ્યક્તિઓ છે જે કંઈક વાત પર ડિસ્કશન કરી રહી હોય તેવું લાગે છે.

મંદિરના ત્રણ મોતા-મોતા દરવાજા છે અને તેની બાજુમાં પણ નાના-નાના મંદિરો છે.

સામે એક ખુલ્લુ હરુ ભરુ મેદાન પણ છે અને માતી વાળુ મેદાન પણ છે અને ઊંચા ઊંચા ઝાડવા પણ છે લાગેલા --

એમાં વચ્ચેની દુકાનની ઉપર બલસારા કંપની એવું બોર્ડ લગાડવામાં આવેલુ છે.

આ દ્રશ્યમાં એક સિલ્વર કલર ની બિલ્ડીંગ દેખાઈ રહી છે તે જેમાં ઘણી બધી બારીઓ છે.

રસ્તાની જમણી બાજુએ ઘણી બધી ગાડી પાર્ક કરેલી છે અને ત્યાં ખૂબ જ હર્યું ભર્યું વાતાવરણ છે.

હોતેલ ની બાજુમાં એક દુકાન છે જે બંધ છે અને બીજી સાઈડ કોઈક મકાન છે.

આ બોર્ડ ની ઉપર એક બીજો પણ બોર્ડ છે જેના ઉપર નો ડોનેશન અફોર્ડેબલ ફી સ્ટ્રક્ચર એવું લખેલું છે એમ.

નીચે લીલુંછમ ઘાસ છે અને વચ્ચોવચ એક ફુવારો છે જે ચાલુ છે અને બાજુમાં એક વાઈટ કલર નું મકાન પણ છે જેમાં બારી પણ છે અને તે ખુલ્લી છે.

મોબાઈલ શોપ ની બહાર એક બોર્ડ લગાડેલો છે જેના ઉપર પટેલ મોબાઇલ એવું લખેલું છે.

જિમ ની અંદર છત પર એક લાઈટ છે જે ચાલુ છે જિમ ની અંદર નીચે કારા અને સફેદ રંગની ફ્લોરિંગ છે.